રૂપાંતરણ પામે છે અને આ પેશી નું સંગ્રહિત થાય છે સાધન સંયોજક પેસી માં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે અને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેસી કહે છે સઘન નિયમિત સંયોજક પેશીઓમાં સમાંતર તૂટવામાં તંતુઓ માં ગોઠવાયેલા હોય છે સ્નાયુ બનતી જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે છે અને અસ્થિ બને છે

જેના સ્નાયુ તંતુકો કહેવામાં આવે છે આ સ્નાયુઓ આપણા શરીરમાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે બધા સ્નાયુઓ તંતુઓ

તેઓ વાતાવરણ માં થતા ફેરફાર ને સાનુકૂળ થવા શરીરને હલન ચલન થાય છે શરીરમાં વિવિધ ભાગોનેયોગ્ય સ્થિતિમાં જાણવી રાખે છે સામાન્ય શરીરના બધાજ હલનચનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે આજે મારો વિચાર હેલ્થ વિષે કઈક કહેવાનો છે હવે અત્યારે હેલ્થ એ બવ ઇમ્પોર્ટેંટ છે બધા માટે અને કહેવત પણ છે કે health is wealth અને હેલ્થ ના હોય તો ગમે તેટલાં આપડે સુખી હોયે પણ એ સુખ કઈ કામનું હોતું નથી તો તમારી શરીર સુખ એટલે તમારું જે હેલ્થ જેને માટે બધા અત્યારે બવ જ જાગૃત રહેવું પડે અને એ દરેક એજ માટ એપ્લિકેબલ છે. એટલે તમે નાનપણથી માંડીને ઘરડા સુધી બધા હેલ્થ માટે જાગૃત રહેવું પડે

ઇન્ટરનેટ અને તમારી standard of living જે છે એ બોવ જ અફફેક્ટ કરેં છે એ ને એટલે સવારથી માંડીને રાત સુધી અત્યારે ઘણું બધું એવું થઈ રહ્યું છે તમારા જીવન માં કે બધા ના જ જીવન માં છે તમારી હેલ્થ બહુ ખરાબ રીતે ઇફેક્ટ કરેં છે હવે એ જમવા નું હોય કે તમે બહાર ફરો છો એમાં જે પોલ્યુશન હોય કે તમારી અ માનસિક હેલ્થ હોય એ દરેક વસ્તુ અત્યારે ઇમ્પેક્ટ થઈ રહી છે એટલે અ હેલ્થમાં હું ખાલી ફિઝિકલ હેલ્થની વાત નથી કરતો હું અત્યારે મેન્ટલ હેલ્થને પણ એટલું ઇમ્પોર્ટન્ટ આપું છું કે દુનિયામાં અત્યાર most of thecases મેન્ટલ હેલ્થના વધારે થઇ રહ્યા ઘણા બધા લોકો સ્ટ્રેસ માં જતા રહે છે નાની વસ્તુ પણ હવે લોકો ને સ્ટ્રેસ ફીલ કરાવે છે જેનાથી લોકો ઘણું મોટું પગલું ભરીને પોતાના જીવનનો અંત પણ કરી દેતા અને એ બવ જ અઘરું છે અને આ દુનિયામાં દરેક જેટલા પણ છે બધામાંથી બહાર નીકળવું ખૂબ જરૂરી છે આના માટે ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે જ ઇમ્પલિમેન્ટ કરવી પડશે એટલે અ કોઈ તમને મોટિવેટ કરી શકે બરાબર છે પણ અલ્ટીમેટલી અંદર થી મોટીવેટ થવું પડશે અને તમારી લાઇફ રીતે તમારા ચેન્જ કરી પડસે કે સો અ Journey to have a good health એક બે દિવસ કામ નથી અને તમારે તમારા જીવન માં વણી લેવી પડે એ બધી જ હૅબિટ્સ જે તમારી હેલ્થને ખરાબ રીતે કરો અને તમારે રીસ્ટ્રીટ કરવી પળે અથવા અને ઓછી કરવી પડે અને એ દરેક વસ્તુ જેથી તમારી હેલ્થ સુધરતી અને તમારા જીવનમાં તમારે રાખવી પડે અથવા અને તમારા જીવનનો હિસ્સો બનાવો પડે હવે આવું સુ છે જે તમે તમારા જીવનનો હિસ્સો બનાવી શકો અથવા ઘણી બધી વસ્તુ ને તમારા જીવન ને તમે બાર

જ અત્યારે ખૂબ જરૂરી છે તમારી અ ફૂડ હૅબિટસ એ પણ ખુબ ઇમ્પોર્ટેંટ છે તમારું જમવાનુંસમય તમે હેલ્દી જ જમો છો પણ એ જમવા સમય પણ એક સરખો હોવો જોઈએ પણ ખૂબ જરૂરી છે તમારો સૂવાનો સમય તમારાં જાગવાનો સમય તમારો શોસયલ મિડીયાને યુઝ કરવાનો સમય આ બધીજ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી હેલ્થ ને ઇફેક્ટ કરે છે. એટલે આ બધા જ પોઈન્ટ ને આપણે બધાએ પોતા ના રીતે પોતાની કૅપેસિટી પ્રમાણે એને એનેલાઈઝ કરવા જોઈએનું એક લિસ્ટ આઉટ બનવું જોઈએ અને એના પરથી તમારે નક્કી કરવું છે કે મારે મારા જીવનમાં કે ડેટુ ડે લાઇફમાં શું ચેન્જ કરવું છે અને એમાં હુંશું સુધારો લાવી શકું જે આખું અઘરું કામ છે બોલવા માં ખૂબ સેલું છે પણ ઇમ્પલિમેન્ટ કરવા જઈએ તો ખૂબ અઘરું છે એના માટે તમારે દરેક સેકંડ ને તમારી જાત ને મોટિવેત કરવી પડે હું મારી પોત ની જ વાત કરું તો હું પણ કમ કન્ટિન્યુઅસલી વોક કરવા પણ નથી જઈ શકતો શરીર મા કે તમારા માનસિક રીતે જ એક આડસ ભરાઈ જાય છે કે બે દિવસ ના જાઓ તો પછી તમે એ છૂટી જાઈ તમારી ડેટુ ડે એક્ટિવિટી એવું આપને હોય છે પણ આપણે ઘણી બધી વસ્તુ એવું હોય છે કે જે કરીએ છે ને કરવીજ પડે છે તો એ કરી એજ છે તો આપણે એક એવી વસ્તુ છે કે હેલ્થ માટે સૌથી પહેલું ફોકસ આપવુંજ પડે હેલ્થનો સુધારો કરવા મા એક બહુ મહત્વનું પરિબળ જો હોય તો મને એક આધ્યાત્મિકતા પણ લાગે છે કે તમારે થોડુ આધ્યાત્મિક રસ્તા પણ જવું પડે તો પણ એ તમારા હેલ્થને સુધારવામાં ખૂબ મદદરૂપ બને છે અત્યારે અ જે પણ વિશ્વમાં થઈ રહી છે એમાં હેલ્થ નું ખૂબ મોટો રોલ છે અ હેલ્થ એટલે હું એ કઇસ કે મેન્ટલ હેલ્થ એટલે જે સ્ટેબિલિટી નથી ઘણી બધી વસ્તુઓ અ યુક્રેન અને રશિયાનો યુદ્ધ જે થઈ રહ્યું છે ઘણા બધા ના હસે એક એ પણ મને એવું લાગે છે એ પણ એક મેન્ટલ હેલ્થ નોજ ઈશ્યૂ છે કે તમારે શું બનવું છે તમે તમારી જાત ને એવી રીતે વિચારી લો કે મારે દુનિયા નું સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવું છે કે શક્તિશાળી દેશ બનવું છે so it is not mean that કે તમારી મેન્ટલ હેલ્થ સારીછે એ પણ એક મેન્ટલ હેલ્થ નો ઇસ્યુ જ છે કે તમે એવું વિચારી હોય કે મારે સર્વોપરી સર્વ વ્યાપી બનવું છે ઘણા બધા પોતાની ઈગોને નથી છોડી શકતા કે પોતાની અ

તો એ એક મેન્ટલ હેલ્થનો ઇશ્યુ છે અને મેન્ટલ હેલ્થ માટે જો આપણે કામ કરવું હોય તો દરેક વ્યક્તિ આધ્યાત્મિક રસ્તે જવું જ જોઇએ અને એ જવાથી જ દરેક જગ્યા એ ખૂબ અજ સારા પરિણામો જોવા મળશે

જે મે આગળ કીધું એ પ્રમાણે મને એવું લાગે છે કે સૌથી પહેલાં આપણે મેન્ટલ હેલ્થ ઉપર કામ કરવું જોઈએ મેન્ટલ હેલ્થ પર કામ કરવા માટે તમારે યોગા કરવા જોઈએ તમારી આધ્યાત્મિક રસ્તે રઝળવું જોઈએ અને એ તમે એ રસ્તે ગયા પછી તરતઅજ તમને થોડાં ચેન્જિસ દેખાવા માટે તરતઅજ તમારી ફિઝિકલ હેલ્થ પર કામ કરવું જોઈએ એટલે એવું નથી કે હું અ કોઈ તમને મેન્ટલ હેલ્થ પર અજ કામ કરો તો તમારી ફિઝિકલ હેલ્થ સુધરી જસે યાતો ફિઝિકલ હેલ્થ ઉપર અજ કામ કરો તો તમારી મેન્ટલ સુધરી જાઈ

તમે કદાચ તમારું બવ વજન હસે તમે બવ એક્સસેસાઈસ કરી ને બધુ કરી ને તમે એને પાછું ઉતારી દીધું પણ તમારા જીવન માં કોઈ એવો પ્રસંગ બની ગયો જય આવી તમારી મેન્ટલ હેલ્થ ને અસર થઈ તો તમે એ વસ્તુ છોડી દે સો

પહેલા મેન્ટલ હેલ્થથી સ્ટાર્ટ કરો અને તમે પછી ફિઝિકલ હેલ્થમાં બી એટલું જ ઇમ્પોર્ટન્સ આપો અને પછી બંનેને સાથે લઈને આવો

તો સૌથી પહેલા ફિઝિકલ હેલ્થ માટે મારું તો એવુંજ કેવું છે કે તમે લાઇફ સ્ટાઇલ હેબિટ ચેન્જ કરો તમે કોઈ વસ્તુ ખાવાની છોડી દેવી એ કરવાની પહેલા જરૂર નથી તમે પ્રોપર ટાઇમે જમતા થા તમે ત્રણ વાર બ્રેક ફાસ્ટ લંચ ડિનર એ છે તમારું પ્રોપર ટાઈમે જ હોવું જોઈએ એ નો ટાઇમ ફિક્સ હોવો જોઈએ એમાં કોઈપણ જાત નો ઉપર નીચે ના થવું જોઈએ તમે કેટલા પણ બિઝી હોઉં પણ તમારે એ ટાઇમ શેડ્યૂલને ફોલો કરવું જોઈએ એક બીજું તમે બહુ મોડી રાત્રે ના જમો અ બને એટલું વેલા જામી લો આ બધા ઘણા બધા સિદ્ધાંતો જૈનિઝમમાં પણ આપેલા છે ચોવીયારના જો એ તમે ફોલો કરો તો તમારી હેલ્થને ઘણા બધો ફાયદા થઈ ઘણા બધા જાણે છે કે અક્ષય કુમાર છે બહુ વેળા ઉઠી જાય છે સાંજે

હવે ઘણા બધાને એમિબીશનસ ઈચ્છા શક્તિ બહુ બધી હોય એના હિસાબે એને તમે પ્રયોરિટી આપો છો કે એને તમે આપડે જો એક વાત કરીએ કે મારે બહુ આગળ વધવું છે અમારે બહુ પૈસા કમાવા ના છે તો એના માટે તમે જેબધા મહેનત કરો છો એમાં તમારી હેલ્થને નુકસાન પહોંચાડો એટલે હેલ્થને કોમ્પ્રોમાઇજ કરીને એ વસ્તુ ના કરવી જોઈએ પૈસા કમાવવા જરૂરી છે એમાં કોઈ બેમત નથી પણ તમે તમારી હેલ્થને નુકસાન પહોંચાડીને જો આવી રીતે પૈસા કમાશો તો આનો કોઈ મતલબ નથી કોઈ મતલબ નથી હવે આપડે જે કેતાતા કે અ તમારી લાઇફસ્ટાઇલ હૅબિટ ચેન્જ કરો જમવાનો સમય તમે ચેન્જ કરો તો જે ખૂબ જરૂરી છે જમવાનો સમય ચેન્જ કરવા હતે હવે તમારી ફૂડ હૅબિટ કે તમારે સુ ખાવું જોઈએ તો તમે તમારા બોડી પ્રમાણે ડોક્ટરને કન્સલ્ટ કરો અણે તમે હેલ્ધી ફૂડનો યૂઝ વધારે કરો તમે નોરમલલી જો ડોક્ટરને કન્સલ્ટ ના કરવો હોય કોઈ દાઈટેશન ના કરવો હોય તો પણ તમે જો જંક ફૂડ બંધ કરી ડો ને તો પણ બવ સારું છે થોડા ટાઇમ માટે તમે કઠોડનો ઉપયોગ વધારે કરો ઘણા બધી વસ્તુ એવી છે કે અ ચોમાસામાં લીલા શાકભાજીનો ઉપયોગ ઓછો કરો કે આનું કારણ એજ છે કે લીલા શાકભાજી ખાવાથી બીમારીઓ વધારે આવે છે ચોમાસાના ટાઇમ મા તો ત્યરે તમારે કઠોળનો ઉપયોગ કરવો જોઈએ કઠોળની અંદર પ્રોટીન વધારે હોય છે તો જેને પ્રોટીનનો ઇશ્યુ હૈ એણે કઠોરદ ખૂબ વધારે માત્રામાં ખાવા જોઈએ તો અડ ડાયટ તમારું પ્રોપર ફોલો કરવું જોઈએ અત્યારે ઘણું બધુ એમાં બી નવું નવું નિકડિયું છે કે ઘઉં ના ખાવા જોઈએ આના ખાવું જોઈએ અ વર્ષો થી લોકો ઘઉ ખાતા આવે છે અને હવે એકદમ કે કાર્સ કેવાય એને ઘઉ ખાવા થી આમ થઈજાઈ બહુ તમારું બોડી વધે હા વધે પણ સામે એ લોકો પહેલાના જમાનામાં એટલું ફિઝિકલ ઍક્ટિવિટી કરતાં પેલા એમને ચાલતું તુ અત્યારે ફીઝીકલ એક્ટિવિટી નથી તો મારું એવું કેવું છે કે તમે ઈ વસ્તુ કરો ને થોડી ફિઝિકલ ઍક્ટિવિટી કરો ફિજિકલ એક્ટિવિટી હવે ઘણા બધા આપણે એવું કહેશે કે મારી પાસે ટાઈમ નથી તો એ તમે તમારી જાત માં તો ટાઈમ તમારેવો જ પડશે એના વગર છૂટકો જ નથી અને મેન્ટલ હેલ્થ માટે તમે નેગેટિવિટી દૂર રો

જેનાથી તમારે કઈ રીતે બહાર આવું એના રસ્તા પણ તમારેજ શોધવા રયા તમારી હેલ્થ માટે તમે બાર નું કોઈ મદદ નહીં કરી શકે તમારે તમારી જાતને મદદ કરવી પડશે

એ તમારું ઓબ્જેક્ટિવ છે કે તમારે આ વસ્તુ હાંસલ કરી છે તમારા વસ્તુ હાંસલ કરી છે એવી તે તમારે તમારા હેલ્થ વિષે જાગૃત હો તો તમારે તમારી જાત નેજ મોટિવેટ કરવિ પડસે ને તમારે જ એના માટે એફટસ આપવી પડસે તમારી જગ્યાએ તમે બીજું કોઈ ગમે તેટલું કહેશે તમે સાંભળશો તમને સારું લાગશે પણ જય સુધી તમે નાઇ કરો ત્યાં સુધી એનું કઈજ નાઇ થાય એટલે એ ખુબ જરૂરી અને અ આ બધુ

તો મને એવું લાગે છે કે એનો એક જ રસ્તો છે કે તમે થોડા આધ્યાત્મિક બનો અને આધ્યાત્મિકતાના રસ્તે જશો તો એ તમારું તમે દરેક વાતે પોઝિટિવ વસ્તુ સાંભળસો દરેક વખતે તમે અ જીવનમાં પૉઝિટિવિટી અપનાવશો તો તમારામાં ધીમે ધીમે બધા ચેંજ આવસે આ કોઈ એક દિવસ દસ દિવસ પંદર દિવસ મહિના એક વર્ષ પ્રોગ્રામ નથી આ હેલ્થ એ તમારે આખી જ઼િંદગી એક પ્રોગ્રામ છે જે

ધ્યાન રાખીને જોયા કરવાનું છે એટલે હું બરાબર અને ફોલો કરી રહ્યો છું કે નઈ તમારી એજ પ્રમાણે તમારેમાં ચેન્જ પણ કરવાના છે એવું નથી કે તમે કરશો એટલે કરીયાજ કરશો તમારી ઉંમર પણ તમને અમુક વસ્તુ માં રોકશે કે એ અ જેને તમે કઈ નહી કરી શકો પણ તમારે એ ઉમર જે ફિજિકલ તમારી ઉમર છે એને તમારે મેન્ટલ ઉમર નથી બનવા ની અને તમારે હંમેશા માટે કોઈ પણ વસ્તુમા ધગર થી કામ કરવા નું છે અને મને સોએ સોટકા એવું લાગે છે જો તમારી હેલ્થ સારી હશે તો તમે દુનિયાની દરેક વસ્તુને હાંસલ કરવા માટે કેપએબલ હસો બિકૌજ મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ both are important to achieve anything in the world so એ ખૂબ જરૂરી છે અ આ સાથે મને એવું લાગે છે કે આ ટોપિક પર હજી ઘણું બોલી શકાય પણ અ આટલું કહીને હું આવસ્તુ પર વિરામ મુકિસ થેંક્યુ હાલ માં આપડી મનોરંજન ની વાત કરતા હતા કે મનોરંજન પણ એવી વસ્તુ છે કે હાલ માં મનોરંજન તો છે જ picture ઓ આવી ગયા પણ south indian વાળા હારા બેટા બધા લઇ ગયા તો south indian પ્રમાણે જોઈએ ને કે હાલ માં બધી રીતે અલગ અલગ જગ્યા એ થી

અત્યારે જોવો તો highest bollywood કરતા hollywood તમિલ picture ઓ વધારે ઉતરે છે હવે તમિલ picture ઓ તમે જોવો તો પ્રમાણે અત્યારે હાલ માં અલગ અલગ રીતે જોઈએ ને તો બધા ઉપર જોવા નું કે ભાઈ તમિલ picture ઓ વધારે ચાલે છે હવે જે જોઈએ એવા picture ઓ આવતા પણ નથી એટલે પતી ગયું picture નહિ આવે તો કામ થવા નું નથી અને bollywood માં તો પૈસા નથી હવે એ લોકો પાછા લાગશે ક્યા?

એ serial માં ને બધા માં પાછા લાગી જશે એટલે આ બધું જોવા જાવ તો અત્યારે હાલ માં ખુબ જ નુકસાન રીતે પડતી આવી જોઈએ ને પડતી ને તો હમજો કે

તો આ પરિસ્થિતિ ને સુધારવા માટે અત્યારે સરકાર તરફ થી નિર્ણયો લેવા માં આવે કે ભાઈ કેવી રીતે આયોજન કરવું નોકરીએ એ નોકરી પણ આપે જ છે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે તલાટી મંત્રી થી લઇ ને અત્યારે નોકરીઓ ઉપલબ્ધ છે તો એ તલાટી મંત્રી ની નોકરી માં અત્યારે ફાયદો છે એ ફાયદો તો છે જ

હવે એ એક લાખ ના form ભરવા ના બસો રૂપિયા પાંચસો રૂપિયા તો આપવા ના જ ને બસ્સો કે પાંચસો રૂપિયા આપી મને ભરીએ તો અમને કશું મળતું નથી ને કોઈ ને એ બી મળે નહિ ને કશું થાય એ નહી અમે લોકો એ એટલે બઉ બધા ભરેલા હતા form આવું બધું પણ અત્યારે કોઈ એમને સફળતા મળતી નથી આ બધા માં તો કેવા નો મતલબ અત્યારે એક જ થય કે હાલ માં જોઈએ ને તો

એ તો આપવા નો છે તો જવાબ મુજબ આપણને અત્યારે હાલ માં દેખાઈ રહ્યું છે કે public જયારે finance ઉપર આવી રહી છે જો finance પ્રમાણે જોવો તો તો market માં loan જેવી facility પણ અત્યારે વધારે ઉપલબ્ધ છે loan loan એટલે કે શું છે loan માં easily મળી જાય છે easily એટલે કે બઉ easy આમ

કોમ શું કેવી રીતે કરવું ને એ સરકાર ની આગળ જતા તો બઉ થશે ખરું કે ભાઈ હવે શું કરવું જોઈએ એમ કેવી રીતે તેને ઉપયોગ માં લેવાય એમ કેવા નો મતલબ મારો એ છે કે ભાઈ સરકારે જે રીતે નિર્ણય લીધો ને તો અગલ જતા તો તકલીફ બધા ને પડવા ની જ છે.

નવી નવી રીતે એનું start up india ના ઉપયોગ કરવો જોઈએ એ start up એટલે કે નવો ધંધો ચાલુ કરવો હવે એ ગણું બધું છાપા માં આવે છે ને ચોપડીઓ આવે છે લેખ આવે છે whatsapp આવે છે બધું જ આવે છે પણ કેટલા લોકો અમલ માં મુકે છે એ ખબર નથી પડતી એટલે શું અત્યારે હાલ માં એવું કેવાય કે start up એટલે ચાલુ કરવો ધંધો ને નવો ધંધો ચાલુ કરવો હોય તો પૈસા નથી તો સરકાર પૈસા આપે

આવડવું જોઈએ એના માટે training તો હોવી જોઈએ ને તાલીમ જો હશે તો જ ખબર પડશે ને તાલીમ નહી હોય તો હું પડવા ની તો કહેવાય છે કે તાલીમ જો proper મળતી હોય અને જો પુરતી તાલીમ આપણને અહિયાં મળી રહે તો જેથી કરી ને તાલીમ મળી જાય નોમ મળી જાય પૈસા એ આવી ગયા તો Start up india ધંધો ચાલુ કરવો બઉ easy છે અને start up જો ચાલુ થઇ ગયું તો પછી તો પ્રશ્ન જ નથી કે બધા જ બધી રીતે કામ કરી શકે ને ધંધો એ થાય કેમ કે બેકારી એ જતી રહી Start up એ ચાલુ થઇ ગયું finance એ મળી ગયું કોઈ ને જ તકલીફ ના થાય તો આ બધું જ સંકળાયેલ છે સરકાર તરફ સરકાર જો ચાલ્યું બરાબર તો બધું હારું થાય. એટલે ખેડૂતો એ બચી જાય ચૂંટણી એ સારી રીતે ચાલે અને બધું જ રીતે ચાલી જાય અને સારી રીતે કરવા માટે સરકારે કાયદો કઈ કઈ રીતે એ તો જોઈએ તો proper જો training કરે તો કોઈ બાજુ અટકે નહી ઉધ્યોગ્શાખીકતા આબોહવા ખેતીવાડી મનોરંજન બધું જ સારું થાય છે

કમોસમ કેરી આવવા ની નથી જો વરસાદ આવી ગયો તો નુકસાન તો થયું જ છે વ ખેતીવાડી માં ભારે નુકસાન છે કેરી તો ઉલારી જવા ની છે હવે તો કેરી તો આવવા ની નથી

આ પકવેલી છે ને દવા વાળી છે એ બસ્સો પાંચસો માં મળવા ની જ છે એ બસ્સો પાંચસો વાળી કેરીઓ ખાવા થી નુકસાન તકલીફ છે એટલે ખાઓ ને ને આમંત્રિત આપો પણ આપડે ખાવા વગર રેવા ના નથી એટલે નુકસાની છે અને નુકસાન કરતા પણ વધારે જોવાય તો અત્યારે બઉ જ અગત્ય ની વાત કે ખુબ જ લોકો કેરી ખાય છે ખરા નુકસાની ખાય છે. અને cancer થઇ ગયું hospital એને બોલાવે છે cancer cancer કરી એટલે શું કે cancer થવા ના chances વધારે છે તો પ્રશ્ન એવું કેવાય કે ભાઈ ગરમી વધશે તો ધ્યાન રાખવું જોઈએ તમારી health ને સુધારવી જોઈએ એટલે કે છાસ પીવી જોઈએ

જો તમે આ નહિ કરો તો નુકસાન તો છે જ plus તમને તકલીફ રે છે કે ભાઈ આ બધું ખોટું ખોટું થાય છે એ નાં થાય એના માટે તમારે planning કરવું જોઈએ કે જેથી કરી ને તમે પણ બચી રહો

દિવસે ને દિવસે કાઈક ને કાઈક નવું આવતું રહે છે વ્યાયામ કરો વ્યાયામ એટલે કે કરો કેવાય છે ને કે પુરુષો અત્યારે યોગાસન નો અભ્યાસ કરવો જોઈએ યોગાસન એટલે બધા અત્યારે યોગ કરે છે યોગ એવી વસ્તુ છે ને કે યોગ બહુ ઉપયોગી છે યોગ હશે ને તો માણસ ને આયુષ્ય લાંબુ થવા નું થવા નું કારણ કેમ કે યોગ ગુરુ બાબા રામદેવ હતા વ ગુરુ બાબા રામદેવ હતા પણ યોગ એ best માં best છે યોગ વગર તો કઈ થશે નહી થવા નું એ નથી માણસ ને healthy રેવા માટે પણ યોગ ની જરૂર છે અને જો યોગ માં સારી રીતે રહ્યો ને તો એમાં કોઈ જ વાંધો નથી કે ભાઈ કેવાય ને સુ સારા માં સારી રીતે એ પોત્તે યોગ કરશે એ બધા યોગ આવડવું જોઈએ પાછું બધા યોગો કરો તમે તો શું થાય કે benefit મળવા નું જ છે એટલે કેવી રીતે કે યોગા દ્વારા યોગા સાસણ બધા કરે જ છે સવાર ના પોર માં હું કેવું બધા યોગ સાસન કરે જ છે હા તો લોક સાસન માં જોવો ને તો proper રીતે સવાર ના પોર માં બેસી જાઓ તો તમને યોગ કરી ને કરો પાણી પીવો ચક્કર કાપી આગળ વધી ને તમને સ્વાસ્થ્ય સારું રાખવા માટે તમારે તો જો ધ્યાન તો કરવું જ જોઈએ ને

અમુક personal problem થવા ના બઉ થવા ના ને આવા બધા problem થાય ને એના કરતા તો સારું કે ભાઈ માણસ એ જલ્દી થી જલ્દી સાજુ થવું કે ભાઈ યોગ કરો તો સારું છે અને યોગ નથી કરતા તો નુકસાન છે તો આ બધા ને પહોચી વળવા માટે તો આપડે યોગ કરવા જોઈએ યોગ કરવા થી પણ ફાયદા છે યોગ નાં કરો તો નુકસાન છે તો યોગ એ આવી ગયા બધું એ આવી ગયું તો આ સમાચાર કેવા તા કે ભાઈ ખેતીવાડી ભણતર આરોગ્ય સરકાર બધા જ પ્રશ્નો ના જે ઉત્તર proper આપડે પોત્તે જ લાવવા ના છે સરકાર કઈ કન્કોડું લાવવા ના નથી જો આપડે proper લાવીએ ને તો સારા માં સારું બધું જ